એક લાલ કલર ની ટી શર્ટ વાળો વ્યક્તિ વોટરપાર્ક ની બહાર આવતાં દેખાય છે વોટરપાર્ક ના આગળના ભાગમાં થોડી લાલ ખુરશીઓ પડેલી છે.

આ એક રેલવે સ્ટેશન ના વેઇટિંગ એરિયા નો ફોટોગ્રાફ છ.

આ એક નયન રમ્ય ઝરણા નો ફોટોગ્રાફ છે.

ઝાડની નીચે બે વ્યક્તિ પણ ઉભેલા છે.

બકરીના બચ્ચાના શરીર પર કાળા અને સફેદ રંગના ડાઘ છે અને ડાબી તરફ ખૂણામાં બીજી બે બકરીઓ ઘાસ ચરી રહી છે.

દુકાનની અંદરના ભાગમાં સ્પોર્ટ્સ ના રેકેટ બેલ્ટ અને અન્ય રમતગમતને લગતો સામાન ગોઠવેલો છે.

દરિયામાં એક નાનકડી હોડી પણ--

આ એક શાળાનો ફોટોગ્રાફ છે શાળાની દિવાલને ક્રીમ કલર કરવામાં આવેલો છે.

આ એક સફેદ કલર નો શર્ટ પહેરેલો વ્યક્તિનો ફોટોગ્રાફ છે.

દુકાનની ડાબી તરફ એક લ લોખંડની સફેદ ગ્રીલ પણ છે.

આ એક સોસાયટી નો ફોટોગ્રાફ છે જેમાં ઘણા બધા ઘર છે.

ફોટામાં ડાબી તરફ બુકરા કલર નું મકાન છે તથા જમણા ભાગમાં એક બાઈક પાર્ક કરેલી છે.

તથા જમણી તરફ એક વાદળી કલર નું મકાન છે અને શેરીમાં વાયરો માટે એક થાંભલો મુકવામાં આવેલો છે.

મંદિરનુ ક્રીમ કલર નું સુંદર પ્રવેશ દ્વાર છે.

તથા તેની બાજુના ભાગ પર ચામડાના પટ્ટા પણ લાટકાવામાં આવેલા છે.

તથા ખૂણામાં એક કાળા કલર નો પથ્થર પડેલો છે તથા જમણી તરફ એક વોલીબોલ પડેલો છે.

બન્ને શોરૂમ માં અલગ અલગ કલર્સ ના ફુગ્ગાથી શણગારેલા છે.

ગાર્ડન ની જમણી તરફ થોડા મકાનો અને પાણીની ટાંકી છે.

ડોક્ટર સફેદ કલર ના કાગળ પર દર્દીઓને દવા લખે છે.

આ એક બ્રિજ ના પીલર નો ફોટોગ્રાફ છે.

આ એક વાંચનાલય નો ફોટોગ્રાફ છે વાંચનાલય માં કોફી કલર ના ટેબલ છે અને સિલ્વર કલર ની ખુરશી પણ છે.

બેંક માં લાલ કલર ના બોર્ડ પર સફેદ અક્ષરથી કોટક લખેલું છે.

આ એક કાફે નો ફોટોગ્રાફ છે.

પાછળના ભાગમાં લાલ કલર નું કોકા કોલા લખેલું ફ્રીજ છે.